બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં 3ડી કર્સર વિશે છે
આ ટ્યુટોરીયલ જોયા પછીઆપણે શીખીશું કે 3ડી કર્સર શું છે
બ્લેન્ડરમાં 3ડી કર્સરનો ઉપયોગ કરી 3ડી વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3ડી કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું
જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો
આ 3ડી કર્સર ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છેજે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો
ચાલો બ્લેન્ડર માં 3ડી કર્સર જોઈએ તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે
બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે
પ્રથમ ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ
બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો ઓપન પર ડાબુ ક્લિક કરો
બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે
ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો
આ બ્લેન્ડર 259 છે
નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 એક્સ 768 પિક્સેલ્સ છે
બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે
જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો
ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે યુઝર પ્રેફરન્સ પરનું ટ્યુટોરીયલ જુઓ
આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે
બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે
સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટેતમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો
હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો
3ડી કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે
આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું
મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે
તે રદ કરવા માટે કીબોર્ડ પરથી ડિલીટ બટન દબાવો
ડિલીટ પર ડાબું ક્લિક કરો
તમે હવે વધુ સારી રીતે 3ડી કર્સર જોવા માટે સમર્થ હશો
3ડી કર્સરનો પ્રાથમિક હેતુ 3ડી વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે એડ પર જાઓMesh પર જાઓCube પર ડાબું ક્લિક કરો
3ડી વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને એ નો પણ ઉપયોગ કરી શકો છો નવો ક્યુબ 3ડી વ્યુંમાં ઉમેરાયો છે
તમે જોશો નવો ક્યુબ 3ડી કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા
પ્રથમ આપણે 3ડી કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે
આ કરવા માટે 3ડી સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો
હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ
નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને એ દબાવો મેશ પર ક્લિક કરો યુવી સ્ફિયર પર ડાબું ક્લિક કરો
યુવી સ્ફિયર 3ડી કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે
હવે આપણે 3ડી કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું
ઓબ્જેક્ટ પર જાઓ Snap પર જાઓ
આ સ્નેપ મેનું છે
અહી ઘણા વિકલ્પો છે
તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને એસ નો પણ ઉપયોગ કરી શકો છો સિલેક્શન ટીઓ કર્સર પસંદિત આઈટમ ને 3ડી કર્સરમાં લાવે છે
ઉદાહરણ તરીકે 3ડી કર્સર માં ક્યુબને લાવીએ
ક્યુબ પર જમણું ક્લિક કરો
સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને એસ દબાવો
સિલેક્શન ટીઓ કર્સર પર ડાબું ક્લિક કરો
ક્યુબ 3ડી કર્સરને દર્શાવે છે
હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ
લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો
તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો
કીબોર્ડ શૉર્ટકટ માટે જી અને ય દબાવો
3ડી વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટેBasic ડિસ્ક્રિપ્શન ઓએફ બ્લેન્ડર ઇન્ટરફેસ પરનું ટ્યુટોરીયલ જુઓ
સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને એસ દબાવોcursor ટીઓ સિલેક્ટેડ પર ડાબું ક્લિક કરો
3ડી કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે
જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોયધારો કે ક્યુબ અને યુવી સ્ફિયર અહી છે
કર્સર ટીઓ સિલેક્ટેડ બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3ડી કર્સર દેખાય છે
ચાલો હું સમજવું
તમે જોઈ શકો છોક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે
યુવી સ્ફિયર પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે
સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને એસ દબાવોCursor ટીઓ સિલેક્ટેડ પર ક્લિક કરો
3ડી કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે
હવે લેમ્પ પર શિફ્ટ અને જમણું ક્લિક કરો
સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને એસ દબાવો કર્સર ટીઓ સિલેક્ટેડ પર ક્લિક કરો
3ડી કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે
3ડી કર્સરને ખસેડવા માટે 3ડી વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો
હું નીચે જમણું ક્લિક કરી રહી છું
સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને એસ દબાવો
કર્સર ટીઓ સેન્ટર પર ક્લિક કરો
3ડી કર્સર 3ડી વ્યુના કેન્દ્રમાં દેખાય છે
ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર એ પર દબાવો
હવે યુવી સ્ફિયર પર જમણું ક્લિક કરો
તે નાપસંદ કરવા માટે એ દબાવો
સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને એસ દબાવો
કર્સર ટીઓ એક્ટિવ પર ક્લિક કરો
3ડી કર્સર છેલ્લા એક્ટીવ પસંદિત યુવી સ્ફિયર ના કેન્દ્રમાં દેખાયછે
3ડી કર્સર વધારાના લાભ પૂરા પાડે છે
જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે
પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું
હવે 3ડી કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3ડી વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો
તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ
તો 3ડી કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે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
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
વધુ વિગતો માટે contactspoken tutorialorg ઉપર સંપર્ક કરો જોડાવા બદ્દલ આભાર
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું